C માં ક્લાસીસ ક્લાસેસ અને ઓબ્જેક્ટ્સ ઓબજેકટ્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું ક્લાસીસ
ક્લાસેસ ઓબ્જેક્ટ્સ
ઓબ્જેક્ટસ એન્કેપ્સ્યુલેશન
અને એનકેપ્સ્યુલેશન દાતા એબ્સ્ટ્રેક્શન
ડેટા એબ્સ્ટ્રેક્શનનાં આપણે આ ઉદાહરણની મદદથી કરીશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યો છું ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 1110 g કમ્પાઈલર આવૃત્તિ 461 ચાલો ક્લાસેસનાં પરીચયથી શરૂઆત કરીએ
કીવર્ડ ક્લાસ નો ઉપયોગ કરીને ક્લાસ બનાવવામાં આવે છે તે ડેટા અને ફંક્શનો ધરાવે છે
ક્લાસ કોડ અને ડેટાનું જોડાણ કરે છે
ક્લાસનાં ડેટા અને ફંક્શનોને ક્લાસનાં સભ્યો કહેવાય છે
ચાલો ઓબ્જેક્ટ્સ ઓબજેકટ્સ પર જઈએ
ઓબજેક્ટો એ વેરીએબલો છે
તેઓ ક્લાસની એક નકલ છે
તે દરેક પાસે પ્રોપર્ટીઓ અને વર્તન હોય છે
પ્રોપર્ટીઓને ડેટા એલીમેંટો વડે વ્યાખ્યિત કરાવાય છે અને વર્તનને મેથડ્સ મેથડ્સ કહેવાતા સભ્ય ફંકશનો મારફતે વ્યાખ્યિત કરાવાય છે
ચાલો હવે ક્લાસનું સિન્ટેક્સ જોઈએ અહીં ક્લાસને વ્યાખ્યિત કરવા માટે ક્લાસ કીવર્ડ ઉપયોગમાં લેવાય છે
class નામે ક્લાસ નેમ એ ક્લાસનું નામ છે
પબ્લિક પબ્લિક પ્રાઇવેટ પ્રાયવેટ અને પ્રોટેક્ટેડ પ્રોટેક્ટેડ આ એક્સેસ સ્પેસીફાયર છે
અને અહીં આપણે ડેટા સભ્યોને અને સભ્ય ફંક્શનોને પબ્લિક પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ તરીકે વ્યાખ્યિત કર્યા છે
તો આ રીતે આપણે ક્લાસને બંધ કરીએ છીએ
હવે ચાલો એક ઉદાહરણ જોઈએ મેં પહેલાથી જ એડીટર પર કોડ ટાઈપ કરી દીધો છે
હું તેને ખોલીશ
નોંધ લો કે આપણી ફાઈલનું નામ નામે ક્લાસ હાયફેન ઓબીજે ડોટ સીપીપી નેમ ક્લાસ હાયફન ઓબીજે ડોટ સીપીપી છે આ ઉદાહરણમાં આપણે ક્લાસનો ઉપયોગ કરી ચોરસનું ક્ષેત્રફળ ગણતરી કરીશું
અત્યારે ચાલો હું કોડ સમજાવું
આઇઓસ્ટ્રીમ તરીકે આ આપણી હેડર ફાઈલ છે
અહીં આપણે એસટીડી નેમસ્પેસ એસટીડી નેમસ્પેસ વાપરી રહ્યા છીએ આ સ્ક્વેર નામક ક્લાસનું ડીકલેરેશન છે
અહીં મેં કોઈપણ જાતનું એક્સેસ સ્પેસીફાયર ડીકલેર કર્યું નથી
તેથી તે મૂળભૂત રીતે પ્રાઇવેટ છે
આ કારણે વેરીએબલ એક્સ એ સ્ક્વેર ક્લાસનો પ્રાઇવેટ સભ્ય છે
આ પબ્લિક પબ્લિક સ્પેસીફાયર છે ફંકશન એઆરઇએ ફંક્શન એરીયા એ પબ્લિક ફંક્શન છે
અને આ રીતે આપણે ક્લાસ બંધ કરીએ છીએ
હવે એક્સેસ સ્પેસીફાયરો વિશે વધુ જાણવા માટે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ
પબ્લિક સ્પેસિફાયર પબ્લિક સ્પેસીફાયર પબ્લિક સ્પેસીફાયર ડેટાને ક્લાસની બહાર એક્સેસ કરવાની પરવાનગી પ્રદાન કરે છે
પબ્લિક સભ્યને પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ વાપરી શકાવાય છે
પ્રાઇવેટ સ્પેસિફાયર પ્રાઇવેટ તરીકે ડીકલેર થયેલા સભ્યોને ક્લાસની બહાર વાપરી કે એક્સેસ કરી શકાતા નથી
પ્રાઇવેટ સભ્યોને ફક્ત ક્લાસનાં સભ્યો દ્વારા જ ઉપયોગમાં લઇ શકાવાય છે
પ્રોટેક્ટેડ સ્પેસિફાયર પ્રોટેક્ટેડ સભ્યોને ક્લાસની બહારથી એક્સેસ કરી શકાતા નથી
તેને એક તારવેલા ક્લાસ મારફતે એક્સેસ કરી શકાવાય છે
ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ
અહીં આ સ્ટેટમેંટમાં આપણી પાસે છે ક્લાસ નામ સ્કોપ રીઝોલ્યુંશન ઓપરેટર અને ફંક્શન નામ
આપણે આ ઓપરેટરનો ઉપયોગ કરવો જોઈએ
તે આ વાતની સ્પષ્ટતા કરે છે કે ફંક્શન ક્ષેત્ર એ સાર્વભૌમિક ફંક્શન ન હોય
તે સ્ક્વેર ક્લાસનું સભ્ય ફંક્શન છે
અહીં આપણે ઇન્ટ એ તરીકે એક આર્ગ્યુંમેંટ પસાર કરી છે
હવે સ્કોપ રીઝોલ્યુંશન ઓપરેટર પર વધુ જાણવા માટે ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ
તેનો ઉપયોગ છુપાયેલા ડેટાને એક્સેસ કરવા માટે થાય છે
સમાન નામથી વેરીએબલ અથવા ફંક્શનને એક્સેસ કરવા માટે આપણે સ્કોપ રીઝોલ્યુંશન ઓપરેટર વાપરીએ છીએ ધારોકે લોકલ વેરીએબલ અને ગ્લોબલ વેરીએબલ સમાન નામ ધરાવતા હોય તો
લોકલ વેરીએબલને પ્રાથમિકતા મળે છે
આપણે વાપરીને ગ્લોબલ વેરીએબલ એક્સેસ કરી શકીએ છીએ
હવે ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ
અહીં એ ની વેલ્યુ એક્સ માં સંગ્રહીત થાય છે ત્યારબાદ આપણે ચોરસનું ક્ષેત્રફળ પાછું આપીએ છીએ અહીં એક્સ એ પ્રાઈવેટ સભ્ય છે
ખાનગી પેરામીટરો એક્સેસ કરવા માટે આપણે પબ્લિક સભ્ય એ વાપરીએ છીએ
પ્રાઇવેટ સભ્યો હમેશા છુપેલ રહે છે
આ આપણું મેઇન ફંક્શન છે
અહીં એસક્યુઆર એ સ્ક્વેર ક્લાસનો ઓબજેક્ટ છે
આ રીતે આપણે એક ઓબજેક્ટ બનાવીએ છીએ class નામે ક્લાસ નેમ ત્યારબાદ object નામે ઓબજેક્ટ નેમ અહીં આપણે ઓબ્જેક્ટ એસક્યુઆર અને એ
ઓપરેટર વાપરીને એઆરઇએ ફંક્શન બોલાવીએ છીએ
ત્યારબાદ આપણે 4 તરીકે આર્ગ્યુંમેંટ પસાર કરીએ છીએ
આપણે એક્સ ની વેલ્યુ 4 તરીકે સુયોજિત કરીએ છીએ
આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે હવે સવે પર ક્લિક કરો ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો
કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g સ્પેસ ક્લાસ હાયફેન ઓબીજે ડોટ સીપીપી સ્પેસ હાયફેન ઓ સ્પેસ ક્લાસ Enter દબાવો ટાઈપ કરો class Enter દબાવો આઉટપુટ નીચે આપ્યા પ્રમાણે દેખાય છે એઆરઇએ ઓએફ થે સ્ક્વેર ઇસ 16 હવે ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ
અત્યાર સુધી આપણે જોયું છે કે ડેટા અને ફંક્શનો ક્લાસમાં પરસ્પર જોડાણ થયેલા છે
ક્લાસ એ એક એકલ એકમ છે
જેમાં તેને વાપરતા ડેટા અને ફંકશનનું જૂથમાં એકીકરણ થાય છે
આ સંરચનાને એન્કેપ્સ્યુલેશન એનકેપ્સુલેશન કહેવાય છે
ત્યારબાદ આપણે પ્રાઈવેટ અને પબ્લિક સભ્યો ધરાવતા ક્લાસ જોયા
પ્રાઇવેટ ડેટા છુપેલ હોય છે
તેને ક્લાસની બહાર એક્સેસ કરી શકાતો નથી
આ સંરચનાને ડેટા એબસ્ટ્રેક્શન કહેવાય છે
ઇન્ટરફેસ ઇન્ટરફેસ દૃશ્યમાન છે પણ ઇમ્પ્લિમેન્ટેશન ઈમ્પલીમેન્ટેશન છુપેલ રહે છે
અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે
ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ
સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા એન્કેપ્સ્યુલેશન એનકેપ્સુલેશન
ડેટા એબસ્ટ્રેકશન પ્રાઈવેટ સભ્યો ઇન્ટ એક્સ પબ્લિક ફંક્શનો ઇન્ટ એઆરઇએ ક્લાસીસ ક્લાસેસ ક્લાસ સ્ક્વેર ક્લાસ સ્ક્વેર ઓબજેક્ટ બનાવવું સ્ક્વેર એસક્યુઆર ઓબ્જેક્ટસ્કર ડોટ area વાપરીને ફંક્શન બોલાવવું એસાઈનમેંટ તરીકે આપેલ વર્તુળની પરિમિતિ શોધવા માટે એક પ્રોગ્રામ લખો
નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે httpspoken tutorialorgNMEICT Intro
આઇઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું
અમને જોડાવાબદ્દલ આભાર